આ લાગી રહ્યું છે કે કોઈ જાતનું ડોમેસ્ટિક એરપોર્ટ ની કોઈ જગ્યા છે જ્યાં કે લોકો બેસીને પોતાની ફ્લાઇટ ની રાહ જોવે છે કા તો પોતાના ટોકન નંબર ની રાહ જોઈ રહ્યા છે.

આજુબાજુ આપણને દુકાનો દેખાઈ રહી છે જાત જાતની એક છે ઈનક્રેડેબલ થ્રેડર્સ કરીને દુકાન જ્યા મહિલાઓ માટે કપડા વેચાય છે.

સામને છે પેવર્સ ઇંગ્લેન્ડ જ્યાં પુરુષો માટે શૂઝ ને બધું વેચાઈ રહ્યું છે.

આ ફોટામાં દેખાઈ રહ્યુ છે કે આપડે કોઇ કાર પાર્ક માં ઊભા છે જ્યાં કે ઘણી બધી ગાડીઓ પાર્ક થઈ રહી છે.

કારણ કે મંડપ બાયધા છે ગાડીને પાર્ક કરવા અને બીજી બાજુ બધુ આકર્ષણ થઈ રહ્યું છે.

કોઈ જાતની વિધિ છે જ્યાં કે મહિલાઓની પૂજા થતી હશે કાં તો એલોકો કોઈ જાતની પૂજા કરી રહ્યા હશે.

જયાં જ્યાં કે બધાજ જીમ ઈક્વિપમેન્ટ્સ પર નવું નવું અ ઇક્વિપમેન્ટ ની પ્લાસ્ટિક લાય્ગી છે જે પ્લાસ્ટિક ઉતારવામાં આવે છે.

આપણને ટાંકીનું હેડ દેખાઈ રહ્યું છે સાથે ટાંકી ને ઉપર કરવા વાળી કોટિંગ.

બે માણસો બેઠા છે અને એના એ લોકોના પગ નીચે તાડપત્રી જેવી મૂકી છે.

આ કોઈ જાતનો સ્ટોરયાર્ડ કે વેરહાઉસ દેખાઈ રહ્યું છે જ્યાં કે જાતના શાકભાજીઓ મૂકવામાં આઇવા છે પેટીમાં.

જ્યા કે એક સફેદ હુળી માં અને ટ્રેક માં એક ભાઈ ઊભા છે એ_ટી_એમ ની બહાર જે પોતાના નંબરની રાહ જોઈ રહ્યા છે.

આપણને ક્રિષ્ના જ્વેલર્સ નામક એક જ્વેલરી ની દુકાન દેખાઈ છે જ્યાં કે ભિન્ન ભિન્ન પ્રકારના સ્વર્ણના આભુષણો દેખાઈ છે.

સાથે આપણને ભગવાનનું મંદિર દેખાય છે જ્યાં કે પ્રાર્થના થઈ રહી છે.

આ તસવીરમાં આપણને દેખાઈ રહ્યું છે કે કોઈ જાતનું થ્રીડી પ્રિન્ટર છે ઓફિસ માં.

આ તસ્વીરમાં આપણને દેખાઇ રહ્યુ છે કે કોઈ જાતનુ પેઇન્ટ શેડ છે જ્યાં કે શેડ લાગી ગ્યુ છે પર પેઇન્ટીંગ થાય છે આપણને પેઇન્ટ કલર ના ડબ્બા દેખાઈ છે.

બેલનો એક નાનકડી અલમારી જેવી લાગે છે જે ઓપન છે જ્યાં કે બધાનો સામાન મુયકો છે.

કોઈ જાતની પ્રાર્થના સભામાં બેઠી હોય કારણ કે એમને હાથ એવી રીતે જોડીયા છે કે એ લોકો કોઈ ભગવાનની વંદના કરે છે કે અર્ચના કરે છે.

ને સાથે મેડિકલ ઈક્વિપમેન્ટ્સ છે જેથી એ લોકોને પહોંચતી તકલીફ ડોક્ટર નો નિવારણ જલ્દી જ કરી શકે.

અહિયા એક હોટલ છે એની સાથે એક બોર્ડ લઈખુ છે કે નાવ રેસ્ટોરન્ટ ઈઝ ઓપન .

અને સાથે આજુબાજુ દેખાવડું સારું છે બટ આ નાળ નાળું નાળા જેવું લાગે છે કોઈ પ્રકારનું જેથી આખુ ગંદરુ દેખાય છે ગંદવાડ બહુ છે.

અને આ ચારસો આઠ નંબરના પ્લોટ પર છે જી_આઇ_ડી_સી ગુંડલાવ પાસે વલસાડમાં જ.